શું છે અત્યારે કઈ future નું તમે કઈ future planning છે?

અચ્છા એવું છે. ok. કાંઈ નઈ મજા છે બીજું તો આપડને તો ઉહ હા social media પારછું ને sir. ના ના ના sir આપડે એવો શોખ નથી reels જેવું ફોટો પાડીને post કરીદીધો બાકી reels નો એવો કઈ interest જ નથી આપડને reels માં તો જરાય ભી નઈ. તમે છો social media ઉપર? અચ્છા એવું છે સરસ સરસ. બસ ઈ હા બસ એ જોવામાં માજા આવે એટલે અપડે તો જોવી જ ના પડે આપડા friend circle માં જ એટલા બધા છે group તો ત્યાં જ જોઈ લઈએ. ઉહ હા એટલે અત્યારે તો બઉ ઓલો trending song ચાલુ છે એટલે કેવી કેવી reels બનાવી નાખી છે એની તો. હા બે ત્રણ song બે ત્રણ song તો એટલા popular થઇ ગયા બઉ જ વધારે જ થઇ ગયા એ તો હમ

એવું web series મેં try જ નઈ કરી અત્યાર સુધી try કરી જ નથી web series હમ આહ એવું એટલે મેં નામ તો સાંભળ્યા છે web series પણ ક્યારેય જોઈ નથી. તમારી કોઈ હશે ને favourite? ok તમારી કોઈ હશે ને favourite web series બતાઓ તો ખરી મને knowledge તો નથી વેબ સેરીએસ નું. હા મિર્ઝાપૂર નામ સાંભળ્યું છે એમાં અમ અચ્છા આહ અચ્છા એવું episode પ્રમાણે હોય અચ્છા એવું હોય એટલે આહ આહ એટલે અને install ક્યાં થી કરવાનું તો?

હા એટલે hands free માં feel પણ આવે. હા એટલે એમાં શું story શું છે?

સરસ કાંઈ નઈ આપડે તો exam છે તો એની preparation કરવા બેસતો હતો જ ને પછી કઈ માં ના થયું. બસ હવે જવા દો હવે નઈ કરવું તો પછી એમ જ બેઠો છું. આજે જવાનું છે બાર તમારે ક્યાંય? means કે તમે ક્યાં જાઓ રવિવારે?

તમે ઈ આપડે હમ ક્યાં રહો છો તમે અત્યારે? અચ્છા સરખેજ માં રહો છો મારે કદાચ મારે જુહાપુરા માં જ રેવાનું આવાનું છે. હમ હા જુહાપુરા માં જ રેવાનું. એવું છે જોયા હમ ક્યાં તમારું કોઈ રિલેશન રે છે એટલે કોઈ friend circle?

આદિલ એટલે શું છે? કઈ શું કરે છે કઈ આદિલ?

આદિલ કરી ને એટલે નાની દુકાન છે ને phone નું પણ કરે છે. અચ્છા એવું છે હમ એટલે કોઈ idea નથી મને તો.

હા એટલે બધું change થાય એકદમ ઉનાળો ચાલતું હોય એકદમ ગરમી થી પછી પાછું ઠંડી માં આવે એટલે season બદલાતા આહ પણ કેવું થાય ખબર ય શિયાળા માં પણ બપોરે ગરમી લાગે ને રાત્રે પછી ઠંડી લાગે.

હા સવારે સવારે પણ લાગે એટલે રાત્રે તો પછી સુઈએ ને પછી તો એમ જ થાય કે હવે ઉઠવું જ નથી બેસી રહુ પથારી માંથી હવે તો exam છે તો exam ની તૈયારી કરવા મા પણ ઉઠવું તો પડશે સવારે એવું છે હા એજ હા. એટલે મેં બારમા માં એવી રીતે જ તૈયારી કરતો હતો તમે ક્યાં કયૃ બારમું? અચ્છા model માં જ ભણતા હતા તમે બે હમ એવું છે મારો તો ત્યાં આવ્યો હતો દશામાં માં તો પ્રણામ માં આવ્યો હતો આપડે તમારા ઘર ની પાસે જ હશે ને પ્રણામ તો હા અને બારમા મા આપડે સાર્વજનિક છે વેજલપુર. sorry સાર્વજનિક નઈ બીજું નામ હતું ભૂલી ગયો એ ત્યાં આવ્યો હતો બારમું માજા આવી ગઈતી એટલે exam માં તો શું એટલે sir થોડી છૂટ પણ આપી હતી. જોઈ શક્તાં હતા થોડાક થોડાક પાસ થઇ ગયા આપડે કેટલા બારમા માં તમારે કેટલા percentage આવ્યા હતા? ઓહોહો ઓહોહો મેં તો exam આપી હતી મારા ફિફ્ટી થ્રી આવ્યા હતા. અત્યારે ઉહ અત્યારે તમારે! અચ્છા એવું છે મારે તો હવે exam છે મારે આપડે રાયપુર છે ને ત્યાં એક વિવેકાનંદ collage છે ત્યાં મારો number આયો છે એટલે પેલી વાર જોઇશુ એવી exam collage માં આપવાની મારો exam નો time exam time ત્રણ થી સાડા પાંચ છે.

હા ઈ જ હા અચ્છા હા એ જ નીકળી જઈશું વેલા તો શું આહ

બીજું તો કાંઈ નઈ મજામાં છીએ આપડે તો. અત્યારે trending માં આવી ગયો છે. હમ તમારો અવાજ નથી આવતો. હેલો અવાજ આવે છે? આવે છે? હા અવાજ આવે છે. કાંઈ નઈ હવે તો શું છે તમારે બીજું તો? કઈ કરો છો? working કાંઈ working કરો છો? job વોબ? અચ્છા શું કરો છો તમે? અચ્છા part અચ્છા side અચ્છા એવું છે. હા એટલે ઘરે બેઠા બેઠા કંટાળો જ આવે આખા દિવસ સવાર ની collage હોય પછી તો કાંઈ હોય નઈ આપડે તમારે શું time છે collage નો?

બારમા વાળા તો બધા friends પણ અલગ અલગ થઇ ગયા તો હવે એટલી કઈ મજા છે નઈ. આહ બીજું તો શુંકાંઈ છે નઈ એટલે બરોબર હવે તો આખા દિવસ જતો રે પણ ખબર ના પડે જો ને બે હજાર તેવીસ પણ આવી ગયું ખબર પણ નથી પડતી દિવસો ક્યાં જાય!

અચ્છા એવું છે. અચ્છા અચ્છા અમારો program બન્યો હતો પછી cancel થઇ ગયો. આહ હા એટલે આપડે અહમેદાબાદ માં સ્વામિનારાયણ મહોત્સવ ચાલુ છે ને વાડજ બાજુ ત્યાં જવાનો program બન્યો હતો હવે એ સી ખબર શું થશે exam પછી જ જવાનું થશે. અમારી exam પતશે બીજા બીજા બે તારીખે પુરી થઇ જશે exam એટલે ત્રણ તારીખ નો program તો બનાયો છે હવે જોઈશું જશે કે નઈ જાય એવું છે. હમ અચ્છા અચ્છા.

અચ્છા એટલે family સાથે કે friends સાથે જાય છે અચ્છા હા એટલે થાય એવું બધું planning થઇ જાય ને પછી end time એ

અત્યારે હું બેઠો છું. game રમવાનું સોંચ્યું પાછું મન નથી થા તુ game રમવાનું તો

તમે કોઈ game રમો છો? interest છે game માં તમારે? અચ્છા કઈ game રમો તમે? અચ્છા ના હું એ coc નથી રમતો. એવું છે હા કરીશું. એટલે એમાં શું હોય? coc માં? coc માં હોય શું એટલે? હા અચ્છા એવું હોય છે આહ આહ એવું છે બરાબર બરાબર બરોબર છે એટલે તમારા પાસે હશે ને coin તો પછી.

અચ્છા એવું હોય છે ઉહ ઓહો તમે તો બઉ આગળ છો એટલે કેટલા સમય થી રમો છો? અચ્છા એક બે વરસ થઇ ગયા મને તો બે વર્ષ થઈ ગયા. મારે free fire માં હમ મેં free fire માં investment બઉ કર્યું છે. હા free fire માં investment બઉ કર્યું છે એટલે અમારા માં આવે છે elite પાસ ને બધી અલગ અલગ scheme ચાલતી હોય ને હમ મેં બાર elite પાસ લીધા છે એક સાથે.

અને પછી એક જાન્યુઆરી જાન્યુઆરી નઈ જૂન કે જુલાઈ માં એટલે બે કે ત્રણ elite પાસ નથી લીધા તા બાકી સળંગ થી મેં elite પાસ લીધા હતા. free fire માં બઉ investment કરેલું છે.

અત્યારે તમને એક બે ત્રણ એક gents and એક ladies નું bundal આપવા માં આવે પછી બઉ બધા gifts એ બધું મળે પછી અલગ અલગ ઘર ની scheme મળે. ના ના એ પૈસા થી આપવું પડે. એટલે diamond હોય છે અમારા free fire માં diamond હોય છે તો એ diamond ધ્વરા ખરીદવા માં આવે તો એ ચારસો નવાણું diamond નો એક elite પાસ આવે.

નઈ અત્યારે તો time જ નથી મળતો free fire રમવાનો તો મેં બે ત્રણ મહિના થઇ ગયા તા હમ હા એટલે પેલા બધા ભાઈબંધો સાથે રમતા હતા હવે કઈ score બને નઈ એટલે માજા આવે નાઈ એટલે હવે એવું છે.

આજે શું? હમ બસ એજ insta ઉપર insta ઉપર જતો રહે time આપડો રીટર્ન હા હમ બસ સારું ચાલી રહ્યું છે. આપડા અહમેદાબાદ માં અટલ bridge બન્યો તમે ગયા ત્યાં? હમ્મ નથી ગયા અત્યારે સુધી જઈ ને આયો હું તો બઉ મજા આવી ગઈ તી અટલ માં તો ત્રણ વાર જઈ ને આયો એટલે એક વાર family સાથે ગયો પછી એક વાર collage ના friends સાથે ગયો પછી ઘર પાસે સોસાયટી ના friends એના સાથે ગયો મજા આવી ગઈ ટી એટલે હા એ વધારે કઈ છે નઈ એટલે view પણ મસ્ત આવે એન્ડ photos હમ ફોટોસ કેટલા અમે પાંચ છ છોકરા ગયા હતા અઢી કલાક સુધી ફોટો જ પડ્યા અમે ખાલી બઉ મજા આવી ગઈ. હમ પેલા ફોટા પછી ખાવા માં પણ હા એટલે snap પાર તો કંઈક વધારે જ તમે કરોછો snap use? હમ stirke ના આવે તમારી? snap તમારો high score કેટલો છે snap માં? હમ

ઓહોહો તમે તો મારા થી પણ old છો મારે કેટલા high score એક છે ત્રણસો ને પાસઠ વાળો અને એક ત્રણસો ઇથિયાંસી બે છે. એટલે મારી પાસે મારી પાસે પેલા ફોને નતો અત્યારે હું બારમા માં આવ્યો ત્યારે ઓગસ્ટ ઓક્ટોમ્બર ઓગસ્ટ માં જ ફોને લીધો છે બારમા માં એટલે એક વર્ષ પેલા.

હા હોય છે હમ મારે મારે પણ છે મારે છ લાખ ને અડસઠ હજાર. તમે insta પર છો? કેટલા છે તમારા followers? followers અચ્છા અચ્છા મારે દસ કે છે અગિયાર કે હમ હા ના metro માં અત્યારે સુધી નથી try કર્યો તમે જઈ ને આયા metro માં? હા આજે જવાના આજે ઈ plan હતો. metro નો પછી cancel કરી દીધો કોઈ વધારે છે નઈ છોકરાઓ એટલે બધા friends હતા નઈ કોઈ busy છે કોઈ ક્યાક ગયા છે હા અત્યરે તો લગન ગાળો ચાલે છે બરોબર

હા આપડા ગુજરાત માં મોઢેરા stadium બીજું તો શું છે. હા ipl આવશે આ વખતે બરોબર ની કટોકટી રેસે ipl માં આ વખતે તો તમારી કઈ અમ team favourite છે ipl માં?

હા એટલે શું મને એટલો કઈ match માં team એટલો વધારે interest નથી cricket માં આપડે વધારે નઈ એટલે વધારે સાવ ખબર નઈ પડતી. બાકી રમતા આવડે છે એ જ બીજું તો કઈ નઈ. અચ્છા એવું છે હમ હમ કઈ નઈ અત્યારે બેઠા છે આજે તો હું ઉઠ્યો જ કેટલા એક બે વાગે તો ઉઠ્યો છું. એક વાગે આહ હા અડધો દિવસ તો એમ જ થઇ જાય.

હા એવું જ થઇ જાતું હમ હમ કઈ નાઈ string પીવું છું પીવી છે string string આહ હા અચ્છા એવું છે string એટલે હવે તો string અને charge up આવ્યું છે એમાં પણ બઉ string જ વધારે સારી લાગે છે તમે try કરી છે? હા એટલે મેં charger try કરી આજે સારી છે હમ્મ નઈ થોડો test અલગ છે હમ માજા આવી જાય string એટલે aerotise જ એવી આવે ને આપડો મન થઇ જ જાય

ખતરો કે ખિલાડી માં કોણ winner થયું તું?

ના મેં નથી જોઈ એટલે જોતો તો એટલે કઈ વધારે નઈ જયારે episode ચાલુ હોય ઘર માં તો જોઈ લેવાનું અત્યારે bigboss ચાલુ છે એમાં શું condition છે તમે જોવો છો big boss?

અત્યારે તો એલો આવ્યો છે mcstand ને. અચ્છા હમ્મ એટલે મને તો big boss માં ખબર જ નઈ પડતી થાય શું અને કરવાનું શું હોય! હા એમાં ઓલો મુનોવર ફારુંગી winner થયો હતો ને એ આપડો favourite છે હો ભાઈ મુનોવર ફારુંગી. એટલે એની you tube પર રીલ જોઉં બઉ મસ્ત એકદમ એટલે બોલે એટલે બધા ને છોડે ના એક ને પણ નથી અહહ કઈ વાંધો નઈ મળીએ મળીએ nice meet you આ તો ખરું થયું નહીં હારું. દુનિયા આખી ઉંધી એટલે Toxi termi થઈ ગયું બધું. ક્યાં જવાના હતા અને ક્યાં પહોંચી ગયા આપડે, એવું થઈ ગયું છે. બે વર્ષનાં જેટલા બી Corporate targets. હતાં, બધું બધું હાં હવે, બસ એજ કહું છું તમને કે એવો એક પણ માણસ નહીં હોય જેને ખ્યાલ નહીં આયો હોય કે હું પતી કદાચ પતી ગયો હોત તો.

right right. એટલે હવે જીવનને lightly ના લેવાય એમ.

right, હમ્મ.

કે જે જે ખાસ કરીને તમારું partner જો homemaker હોય અને તમે એટલા જ bread earner હોવ, કે જો નાના છોકરાઓ હોત, તો એ ખરેખર એ બહુ વાત બ, સાચી વાત છે. તમાર ખાલી ચા અને નાસ્તો કરો, તો બી પાંચ સૌ રુપીયા તો નીકળી જાય છે તમારા જોડે. હાં, અત્યાર અ અ અમે આપણને એવું લાગતું નથી. પણ આમ જોવા જઈએ, તો આપડે One of the costliest city માં રહીએ છે. ભયંકર એમ એટલે, સાલું planning કર્યા વગર You never know.

હમ્મ, હમ્મ, right. મતલબ મેઇન વસ્તુ છે કે તમે health, તમે જીવતા છો, healthy છો, તો તમે બાકી બધુ વેઠી શકો. તમે કઈ કરી શકો. પણ તમે health ને તમારી life જ નાં હોય તો. તો રાતો રાત Burden બની જાય આપડા family વાળાને. સાચી વાત. સાચી વાત છે. અને વિચારવું તો પડે જ ભઈ. સવાલ જ નથી. હાં, સવાલ જ નથી. મારા માં બહું બધા તો નહીં, પણ એવા case એવો છે, એક case એવો છે જે એવું થયું તું.

એ એનું અ, એનું આ બધુ Insurance વીન્સ્યોરન્સ બાકી આમ એ બહું હતું એનું

Insurance company તો શું છે યાર? દર્દનો ધંધો કરે છે યાર. તો પછી એમ નોંધાશે કાલ નો કાલ નો જે આપણને બીક છે એના પર company ચાલે છે. કે તમે તમારી life જતી હોય તો એ લોકો થોડી રોકી શકવાના, એવું. પણ બાકી જે નજરની સામે જોઉ તો પછી અ અમને લાગ્યું કે નાં એ માણસ સાચો હતો.

હાં, હાં, એટલે એટલે Insure કર્યું. Life Insurance હતું એનું family insure હતું, બધું insure

હાં હાં, અમે લોકો એવું કહેતા હતાં યાર આપડે તો, આપડી જે Salary છે એ બધી medium category ની salary ે.

હમ્મ, હમ્મ.

બરાબર છે. હાં એટલે right. એટલે તમે બી બહું active લાગો છો insurance માં